આ ચિત્રમાં રસ્તો છે રસ્તા પર બે કાર અને ટેમ્પો દેખાય રહ્યો છે.

આજ ગા બાઈક પાર્ક કરેલી છે આ ડાબી સાઈડ ત્રણ જણા બ્લુ કલર ના શેડ ના નીચે બેસેલા છે.

આ દ્રશ્ય એક પાર્ટી પ્લોટ નો છે જેમાં ઘણી બધી ડાઇનિંગ ટેબલો છે અને એના આજુબાજુ ખુરશી બે મુકેલી છે.

આ એક ગેરેજ નું દ્રશ્ય છે ત્યાં બાર એક બાઈક આખી ખોલીને મૂકી છે.

આ એક માર્કેટ નો દ્રશ્ય છે જેમાં જમણી સાઈડ લાઈન માં ઘણી બધી દુકાનો છે અને આ દ્રશ્યમાં બો ઘણા બધા વ્યક્તિઓ દેખાતા છે.

જંગલનું દ્રશ્ય છે એમાં એક નદી વહી રહી છે નદીના પાસે ઘણા નાના મોટા પથ્થરો છે.

બિલ્ડીંગ ની બહાર પાર્કિંગ છે જેમાં ચાર કાર અને ઘણી બાઇક ઑ પાર્ક કયરી છે.

ચિત્રમાં એક ફોર વીલર દેખાઈ રહી છે જેના ઉપર લગનમાં લઈ જવા માટે ડેકોરેશન કરવામાં આવેલું છે ફૂલોથી અને રિબીન થી.

જેના બાર એક ફોરવીલર અને એક મોપેડ પાર્ક કરેલી છે અને મંદિરના પછાડી ઘણા બધા મોટા ઝાડો છે.

દિવાલ પર ઘણા બના ઘણા બધા પોસ્ટરો છે સ્પેલિંગ ના અને શીત્રાના.